ક્યાં ફરવા જવાની અરે અમે જવાના છીએ યા અટલ bridge નવો નથી બન્યો હમણાં એનું ઉદ્ઘાટન થયું છે અટલ bridge યા સાબરમતી છે ને ત્યાં એક bridge અટલ bridge છે ત્યાં તું અવ્જેને આપણે બધા જઈશુ ભેગા થઈને અપડે બધા ભેગા થઈને જયસુ એમ હા તું અવ તો હું મારા ભાઈ ને કીસ તો અપડે બધા જઇસુ હું મારા friends ને જવાના છીએ પણ મારા ભાઈ ને પણ લય લેશું ઘરે જઈને mood-exchange થય જાય ને હા ઘરે જઈને થોડું freekup થાય જાય છે ok તું આવજે તો હું તને call ક્રીસ

અને અમ તો plan તો છે but ત્યાં મસ્ત્સ pics આવે અને કેટલું મસ્ત atmosphere નુંતે જોઇને સરસ લાગે, સવાર સવાર માં અટલ bridge કેટલું જોરદાર breidge છે તે જોયું છે સાચી વાત છે હું એક વખત ગય છુ ત્યાં celebriety પણ આવી ગયા હા હા સાચી વાત છે જયારે હું બન્યો ને ત્યારે ગય પણ જયારે એ બનતો હતો ને ત્યારે ગય હતી

મેં પણ pics માં ને એમજ જોયો છે મેં real માં નથી જોયો તો મારે જોવો છે તો હું કું ચલ ને જાય આવ્યે ચાલો ને તો એને કીધું ક સારું જૈસુ તો આ થીર્ત્યસ્રીસ્ત આવે છે અમ પણ party માં interest નથી રાખતા મને પણ એટલો બધો interest નથી આમ તો party ના કરવી જોઈં એકારણ કે રાત્રે મોડા સુધી પછી કયક એ થય શકે

અત્યારે christmas આવે છે નાતાલ માં ને એમાં મજા છે હા નાતાલ માં પણ હા santa claus આવે હા અમારા ગામ માં પણ સૅન્ટ ઝેવિઅર્સ highschol છેને

દર christmas માં નાતાલ માં મસ્ત સજાવટ કરે છે નેમસ્ત જઈને santa claus ને જોવે હા એતો નાના હતા ત્યારે આવતા હતા ને પછી અપડે પેલી video માં જોઈએ છીએ એમાં કેવા santa claus જોવા મળે છે સાચી વાત છે અપડે એવુજ સમાજ તા હતા કે તમે તમારી wish હોઈ બધી જેને પેલું હા એમાં મૂકી દેવાય અપડે એવું લાગતું હતું કે એમાં મુકવાથી santaclausereal માં આવે પણ અંમતો real મમ્મી પપ્પા અપડાસવ્હા santa claus હોઈ છે અપડા તો રાત્રે કેટલાય જે પણ અંદર કીધું હોઈ અ લય આવે અને અંદર મૂકી દે એટલે મને એવું લાગે કે santa claus આપી દે હા સાચી વાત છે મારે પણ જોને કાલે કેવું થયું બે દિવસ job થી જાવ છુને એટલે હું જરાક પણ ભૂખ નથી લગતી જવા ના બેસું તો પપ્પા ચેને પપ્પા ને ખબર છે પપ્પા ને મને ખેચી ખેચી ને હા મને ખબર છે, તું જમીશ, તું જમીશ નહીં ને તો સુઈ જઈશ, એટલે પેલા જમી લે, ઉભી ના થઉં ને એટલે એ મને હાથ ખેચી ખેચી ને ઉભી કરીને પછી બેસાડે જમાડે

સૃજ કેવાય ને મમ્મી પપ્પા સિવાય કોઈ છે અપ્ડું યા પેલા વા વા કે હા અપડે ને એવું લાગે કે મમ્મી પપ્પા અમ કે છે તેમ કે છે એ લોકો નથી હોતા મમ્મી નથી હોતા ને એમને પૂછ્યા જેવું છે કે એ લોકો ને પૂછો કે કેવું થાય છે સાચી વાત છે

મારા દાદા expire થય ગયા ને પેલા તો હું ગમ્દેજ study કરતી હતી કેમ કે દાદા દાદી એકલા એટલે પપ્પા એ મને ગમ્દેજ study કરાવી

એમને heartattack આવ્યો ત્યારે મને એટલો અફસોસ થય ગયો ને કે ના કે હું ત્યાં હોત તો મારા દાદા ને last વાર જોઈ શકત

છે એવી રીતે ભગવાન એમની આત્મ ને અર્પે બીજું તો સુ કહીએ ને જેટલા એમનું લેખ લખ્યા હીસે એટલું જીવ્યા અમ એવું થાય જાય ને બે આખી life માં મેં આવું દાદા ના હિસાબે મારા મોટા પપ્પા પણ expire થય ગયા હતા નાની ઉમર માં એમને cancer હતું ને તો એ expire થય ગયા હતા બે છોકરાને એક છોકરી છે એમને પણ તે મારા દાદા ને study કરાવી છે એ લોકો science લ્સીને ભાણીય નાનું કામ છે હા science લેવું કાય નાનું કામ નથી અને એમાં science માં કેટલું ધ્યાન આપવું પડે અને અત્યરે તો કેટલું hard છે બેન ને govermentjob મળી ને ત્યારે મારા દાદા ને ખુશી નો પર નો રયો હા સારું ચલ ધ્યાન રાખજે તારું, ધ્યાન રાખજે હ bye ચલ હાં Sir મેં Amazon પરથી phonebuy કર્યો હતો. હવે બે દિવસમાં એ broke થઈ ગયો છે. અને મેં મેં એને Return કર્યો છે Amazon માં. તો એ બે દિવસ પછી પાછું આપી ગયા, Replace કરી ગયા પાછું.

એ phone મેં પાછો આપી એટલે કે

એ phone મારે, ફોન Repairing થઈ જવો જોઈએ કાં તો પછી મારા પૈસા પાછા મળી જવા જોઈએ.

બે દિવસ પેહલા Sir, phone buy કર્યો હતો. OnePlus OnePlus Nine R

ના Sir, parcel માં કોઈ damage નતું. એ મારાથી જ issue થયો છે. પણ એ Company વાળા એ guarantee આપી હતી.

અમે કઈક નાં કરી શકીએ એવું કીધું છે. Company વાળા એ guarantee લીધી, તો એમને એમની ભી જવાબદારી હોય છે ને Sir. એટલે મેં Callcenter માં પછી તમને Call કર્યો.

ના Sir, એવું થોડું હોય આમાં? જે Company વાળા એ guarantee લીધી, બાય કરતા પહેલા એની Terms and Conditions પણ મેં વાંચી છે Sir

ના Sir મારે બીજું કઈ નથી સાંભળવું. મારે મારા પૈસા પાછા જોઈએ છે. પર કેમ ના મેળવી શકાય? મેળવી શકાય ને. આમાં Insurance હોવું જરૂરી છે, એવું થોડું છે Sir online buy કરવામાં અને દુકાનથી ખરીદવામાં ફર્ક શું રહ્યો તો પછી Sir Online phone buy કરીએ યા તો દુકાન માંથી ખરીદીએ એમાં ફર્ક શું રહ્યો? કે Company વાળા discount પણ આની Service પણ એવી હોવી જોઈએ ને Sir. ના Sir, હું પૈસા મારા પાછા મેળવવા માંગુ છું. બીજું કઈ મારે સાંભળવું નથી Sir Possible કરવું પડશે Sir કોઈ પણ રીતે Atlist Sir company પણ એ લોકો જે phone પાછો replace કરી આઓ. Sir હોય તો phone repairing ભી કરી આપવા જોઈએ ને Sir. તો Sir એના માટે પણ ના પાડે છે.

Company Terms and Conditions માં Sir આ રીતે બધી ખોટી ખોટી માહિતી આવી છે, તો પછી એવું થયું ને? Amazon's service sir મને યોગ્ય ના લાગી તો પછી.

હુ હૂં તમને Mobile પાછા મોકલી આપું. તમે પૈસા પાછા આપી દો બસ. બીજું કઈ મારે મારે તમારી માફીની જરૂર નથી Sir. મેં હજુ ફોન હમણાં જ લીધો. બે દિવસ થયા છે. ચાલીસ હજાર ખરચ્યાં છે મેં Sir, એના માટે. હવે ચાલીસ હજારનાં Phone માં Company Warranty Guarantee નથી આપતી, તો ફરી એની Service બેકાર જ કહેવાય ને Sir તમારો ભી Contact હોય છે ને Sir એમની જોડે?

ચલો માની લો Sir, કે મારી જોડે Insurance છે અને Phone ખોવાઈ ગયો. તો પછી એની એના એના માટે શું process હોય શકે? કેમનો પછી એ હવે આ Phone તૂટી ગયો એનું શું Sir? બે દિવસ લીધા, નવો જ લીધો છે. હમણાં બે દિવસ જ થયા છે. હજુ તો SIM card ી નવું નથી લીધું. ના Sir તમે તમારો Phone રાખો. મને મારા પૈસા પાછા આપી દો. બીજું કઈ મારે સાંભળવું નહીં.

Company વાળાની પણ થોડા ઘણી જવાબદારી તો બને Sir? પણ તમે Sir મારી condition તમે સમજતા નથી Sir. પૈસા મારા પાછા જોઈએ બસ, બીજું કઈ નહીં. તમારી અંડર આવે Sir આ વસ્તુ. બરાબર છે વાત

હેલો નમસ્તે જે ગામ માણસના જાતીકુળ જ નથી જણાતી જણાવી દેતી પરંતુ એ ક્યાં શહેર કે ગામ નો છે તે પણ એ કહીદે છે એક વખત ભરૂચમા ભરૂચમા બે મનુષ્યને ખેલમા જોયા હતા એને તેના વેલાઓને બહુ નવાય લાગી હતી તેમની નાઈ નોતી લાગતી બે માણસ મળીને લડે ના તો નવાઈ લાગે લડે અને એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું તું લવ છો છે કે માલ

તો પણ કમર તો થાય છે ધોળા માં ધૂળ પડી ત્યારે બીજા એ ઉપરથી જવાબ દીધો આ બંને એકતાએ એક સાથે અલંકારની અલંકાર ના બહિષ્કાર જે મને નવાય લાગી પછી ભારતના લગભગ બધાજ માણસો ને સાંભર્યા હતા સુરત વડૉદરા અમદાવાદ બધે સ્થળે ળ બોલાય છે તે ભરૂચ માં કેમ બોલાતું નથી એ ઉત્તર શાસ્ત્રનો વિષય કહ્યો

તેથી કદાચ ભરૂચ વાશીઓને બહિષ્કાર કર્યો છે પણ એ સાથે આપણને જાજી મુસીબત નથી અલંકારના બહિષ્કાર કરનારી જીવ ભરૂચ વશીને એમ કરે જણાવો આવે છે તેજ રીતે સુરતની ચિત્તને તાડકું ખોદીને એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાનાનિરાશ સ્થાનની ખબર આપી દે છે જીભની કુટેવ એવાને અદભુત છે ખૂણે ખૂણામાં ફરી વળે છે એક જીની સરખી ધરુલ વાતમાં ગમે ત્યાંથી

મોમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જવાની જીભના ધાર ઉજવવાની શક્તિ છે અને તેથી શરીર પાર કરેલા ધાને થી તે વડે ચાટ ચાટ કરે છે તેની ઉમંગ માં આગળ વધવા મનુષ્યની જીભમાંથી ધાર જતી રહીં ને તેને સ્થાને ઘા પાડવાનો બદલે હાથ ચાટી ચાટી સૌ ઉતાળ બનાવની છે બીજા પ્રાણી કરતા મનુષ્ય નું તથા વિશિષ્ઠ એમને જીભને વિશે અન્ય કામો કરતા મનુષ્યના મગજ વધારે ગરમ હોય છે તથા તેમાં ભુદ્ધિ વધારે હોય છે તે વાતમાં મનુષ્ય બને માં પરિચયમાં આવનાર અવાર નવાર મનાયી એવી નથી મનુષ્ય કરતા આખી બાબતમાં બિલાડી હાથીની બાબતમાં ગોરીઓ બાબતમાં કૂતરો તેની બાબતમાં વરૂ ને પગની એ જાણતુ છે તેમજ બીજા જાણીતાની માફકએ સીંગડાને પૂંછડી પણ હોતા નથી સમજાય છે કે મનુષ્ય કરતા જીવ મનુષ્ય કરતા જીભ સિવાયની કરતા બીજી ઈન્દ્રીઓ ના વિષે વિષય માં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે મનુષ્ય ખરેખર વિકાસ શીલ જિજ્ઞાશીમાં થયો છે કીડી મકોડો રમવા આવી અને જીભથી જ નહિ સુખ દુખની પણ એનાથી કાઢી શકાતું નથી બિલાડી કુતરા આદિ પક્ષી ઓને જીભ હોય છે કેમ કે આ માંત્ર અમુક ટાકા ના ભય ને કાઢી શકે છે એથી તુચ્છ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ના ધ્વનિનું ઉપચારણ કરી શકે છે તો તે પક્ષી કે માણસો ના અવાજમાં મારતા આવી એવા પ્રકારની ભૂમિકા કાઢી શકે શકે છે પરંતુ એ મનુષ્ય જેવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનાકમી કાઢી શકે છે જે પશુ પંખીઓ માં તેનો

વગેરે કહી શકે છે જાણવારે એકબીજાની એકબીજાની માણસ વિચાર વગેરે કે ગાલ ડે સકતા નથી એટલે એ માણસ કરતા ઉતરતા દરજા મા ગણાય છે મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી

સમય ને સંજોગો ની અનુકૂળ થાય જવાની જીભને શક્તિ પણ

એજ વાતાવરણમાં માનવી ઉછળી હોય તેમ વર્તવા માંગે છે તેજ પ્રમાણે જીભ પણ સાંજે કે સુધારકો પાર તીવ્ર બાણ વર્ષાવતી જીભ સંશોધોમાં ફેરફાર થતા તરતજ સુધારાઓની પ્રશંસા કરવા મંડી પડે છે ઘરને ખૂણે ઉતરી અમલ દ્વારની સખત જાણ જીભે માંડે છે એક દાદી આવીને નાના છોકરા તેમને વત્સેન છોકરાને કહીને વાગશે તમાચો માર્યો છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો એન પિતા ઉંચકહેરાયી ગયા ત્રણ વાર એના છોકરા ને ચાલો ઉખેડી નાખો જોવ તો ખરા મારા છોકરાની આંગળી અડાડતા નહિ તેમ બોલતા એ છોકરાનું આગળ છોકરા ને લયીને આગળ આવ્યા છોકરાએ ગાડી વાળા ને બતાવીને કહીંયુ આને માર્યું વગણ વાળા ગાડી વાળા આવી હા મેં માર્યું સુ છે તેમને બાય ચડવા મંડી છોકરાના પિતા ને જીભે બોવ સારું કર્યું એજ લાગનો છે એક જ તમાચો સુ કામ માર્યો મારવાતાં ને બેચાર હમ મારા દેખતા મારો બીજો એક છાપો આજ પ્રમાણે બધાની જીભ સમય ને થયી જવાની શક્તિ મેળવેલી છે જેનામાં એ શક્તિ જેટલી બતાડે તેતો વધારે પ્રશ્નો સમજીને સાણાંવાણાં છે એની કેટલીક જીભના સ્થાને અમારા છે તે મોહિં~મોહિની ના મોહન મયાનમાર કરતા જ જાહેવા ગત બાણ વધારે કાપે નહિ તો સુ પાર્વણ અને પોલખાતી પુરુષ પર કોઈ સ્ત્રી સુદ થવાનો જવાનો જાણ્યો છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે અને એવુ એનામા છે સુ નથી રંગ નથી રૂપ નથી મર્યાદા ને નથી પૈસા નથી પ્રતિસ્થા કે સ્ત્રીમાં એમને સુ જોયું

હોય છે એ આપણા જાણતા વધતા નથી અભિનવની નયનોનો જાદુ અજમાવી ચુક્યો ઉતરાને

સ્વર્ગવાસી બનવાને બદલે વીરપુરુષ બની નમાન્યતા ગૃહસ્થ અશમની થયો હોત ઈશ્વર પણ જીભને વસ્ત થાય છે માત્ર મન થી નહિ મન થી નહિ પણ જીભ વડે સ્તોત્રો ગાય ઈશ્વર ને પ્રાર્થના કરીં જોયીને તેમનું કારણ પણ આ જ છે શેષનાગ ની હાજર જીભને લીધે જગત ગતિમાન હોય છે ને એના પાર ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે જેમ દેશ દેશ ની જીભે વિશેસ પ્રકારની હોય છેતેમ ભિન્ન ભિન્ન વસ્તીને જીભની ખાસિયત પણ જુદી જુદી હોય છે જીભો વિશિષ્ઠ પ્રકારની હોય છે ભિન્ન ભિન્ન ભિન્ન ભિન્નવ્યક્તિ ની જીભની ખાસિયત પણ જુદી જુદી જમીન જાતની હોય છે કેટલાક જીભો પોતાના કામ ની ઉત્પાદક હોય છે કાન માં એક ઘૂમ્યા કરે છે કેટલીકે જીભો આત્મ પ્રશંશા ને પોતાની સાંભળનારને ડૂબાડી ડેયી છે સાંભળનારને રચી કચી રહે છે સાહિત્ય સુંદર ઇતિહાસ તેમજ રાજનીતિ ચાહક ના અભિયાંશી તેવા મુદલાબેન ચન્દ્ર સવૉમી મેહતા નો જન્મ પૂર્વે આફ્રિકા માં થયો હતો તેમજ તેના પીએ શિક્ષક હતા. શિક્ષણ અંગ્રેજી માધ્યમ માં મેળવ્યુ સિનિયર કેન્દ્રિત સુધી લીંબી માં અભિયાસ કારીઓ ઓગણીસોપાનચાવન માં ભારત આવિયા ગાંધી વિચાર ને રવિસાકાર મહારાજ અને પંડત સુકલાજી સંપર્ક માં રહિયા લોકો ભારતી ય ગ્રામીય વિધિયાં પીઠ માં ઉચ્ચ શિક્ષણ મેળવીઉ ગ્રામ્ય દક્ષિણ મલાડ માં રોન્ગ ચલના આચલય પતિ પ્રવિત ભાઈ મહેતા સાથે ચોવીસ વર્ષ સુધી શિક્ષણ અને ગુરુ તરીકે કામ કરીયુ પસંત્તા સવારે તેજસ્વી ભુદ્ધિનો જ્ઞાન સોદરીયા સુષ્ટીનો વૃત્તચડવીઓ સુકલબેન પંડિત અને તથા રવિચંદ્ર મહારાજ ના બે ગુહિણીઓ શોક પુરુષાર્થ રૂપે પ્રગટ કારીઓ વોસિતં ના કારણ ચડાવેલી જીવાત થતા દેહગરત નામે તેર પીઠ અફસોસ ના પેટે ને આપણી લુંટાણી ધરતી નામે અનુવાદ આપિયુ અનુવાદ માં મૂલ્ય વિચાર ગુજરાતી માં પ્રવહી વિતરણ અને પ્રસારિત ગરથ માં અવતરીઓ છે. ચાટો વિસ્તાર યાત્રા આ પાત્ર પુસ્તક તેમને ચેતવણી કેટલી વિશાલ હતી તે દશાવે છે

અંતરમાં માજાગ માં જાગે. અડવા પર રસ્તા માં આવે. અને ઉફયોય ના નામ ના તેજસ્વી ચહેરાની યાજ આપતી જાય. માયકાય સેઓપ્શફી અમર્પણ મુખી ના પડદા જયારે આપડા કંઈ ભરી દે ટ્રેડ આપડા સામે કાઢી ઉતારે ત્રણ કીનારામ મીટર ધરા પગ મૂકી સકાય બોલવાની આ અમર્પણ મુખી ના પડદા જયારે આપણા કંઈ ભરીદે ટ્રીન આપણા સામે કાઢે ઉતારી મૂળભૂમિ થી દૂર એટ્ટિકા સમુધ્રના એક સો ચૌઉદ ટાપુઓના વચ્ચે અતિયાત મોહકનામના નાના નાના ટાપુઓ છે એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે સાયકલ સ્કૂટર મોટર કશુક જ ભૂમિ પાસે નહિ આવે તેવા આશીવાદ છે. વાહન વધોળાય માત્ર ગઠોદાઈ છે. કલમે હોળીઓ અને શ્રીનગર માં રાંસરોવરો હોળીઓ વધારે સળગાવે છે. ગ્રામ્ય કેનાલ સ્કિન બોલ્ડ મોટર બોટ ચાલે પણ અંદર ના જળ માર્ગે થી તો માત્ર ભંડોળ જ આવી ઠેર ઠેર મળે અને મોજીલો મુસાફરી કરતા ખાલી મુસાફરી સંગીત ના શૉખીક ગાનાર નીકળે છે. તો વર્ષ વાંધો આંઉં વાતનાર પણ નીકળે નૈનિતાલ માં સરોવર ની સફળ બંગાળીયા કુટુંબ માં આરીતે ગટુગાવાતું સાંભળયુ હતું. અહીં કઈ કટોળાં સંભળાઈ વઠોલો મુસાફરી માટે ખેલાડીઓ પુષ્ટક ના ખર્ચે આ ખાંડેલોના નવી ગોળો ની મધર સહીત રેલવે જયારે વૃન્દાવન વાગે થી વેળુઓનાં ચાંદની રાત વેતરું પણ તે વૃક્ષ ની ગાંઠ ગાંઠ માંથી આવતી વશં ના સુર આપણા હૈયા સાઘશો છે અને ગંઠાયેલા માંથી આવતા સંગીત ના સૂરોમાસ્ટ માધ્મસ્ત વર્નીશ નગરી ફરી વળે રાતે વિવિધ અંગો ને લાઈટો ના પ્રકાશ નું પ્રતિબિમ તેમના યોગ્ય શીતળ શોભા ને ભરીદે. કાંઠાળા સમિટ ના કેનાલ ના રાત્રે આઠ ને આજી દેતા રણબેરંગી માણશ ના સાતસારણ હાર સમિટ લીતીઉથી તેની અશોક સાથે રેલાતા રિકતમસ્ત

જાલ્વિઉઠે છે પડ઼તાલ સમુદ્રની સૂર્ય વહી લાખ લખાર નાના મોટા મોજાઓ પાર થી સરફળી હોળીઓ અને હવા થી ગુલાલ તાજગી આપતા અત્તર મન ને અતિયાત આનંદ થી ડોલાવી દે ગાંઠ પ્રકાશ ની રોશની લીલા કિરણો પાર વસેલી સુવન લાગે છે. દૂર દૂર આવેલા બેઠો પર સાહિલઈ થી પ્રવાહ વેહ્તો હોય છે એક બેટ લાગવા ઉડતા સૂર્યપ્રકાશ ના પ્રમાણે આવે છે અને સમુત દાયક હતી. કે નકલોપોળોન નું સ્મરણ થયા વગર ના રહે વેણીશ સમુદ્ર જયારે જગત નો આવાં સતત સંભળાઈ છે. સ્થળ અને જળમાર્ગો ની જેટલી રોચકતા છે તેટલીજ રોચકતા અપિયત ની છે આખું વેણીશ સ્થાપત્ય કાલા ને અતિયાત સુદશર અને અધગારિત નમૂના ભરપૂર છે.

હું તો ટ્રીટ લાસ્ટ ની વધારા ઓળખીયે છીએ યુરોપિયન અને સ્થાપક કાલા સ્વામી તરીકે વિશેષ ઓળખી છે જકાત ને ભૂલી ગયો હતો.

સાથ હતા. અનેક સહિતકૃતિઓ વેણીશ માં લખાવેલી છે તેમ યુરોપ કહે છે. ઇટલી ની ભાષા માં અશોક ની પ્રશિધ ચોકશન માટે વ્યાજતા તરીકે ઓળખાય છે અંગ્રેજી માં જ્ઞાન માર્કો કહે છે. બાંધેલા સુંવાડેલા થી થોડા ના અંદર ના ભાગ માં સુન્દ્સર